મોઝીલા ફાયરફોક્સ ના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું ટેબ્ડ બ્રાઉઝિંગ ઑફલાઇન સમાવિષ્ટો સંગ્રહવા બ્લોકીંગ પૉપ અપ્સ આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ આવૃત્તિ 70 નો ઉપયોગ કરીશું
મોઝીલા ફાયરફોક્સ તમને એક જ બ્રાઉઝર વિન્ડો અંદર અલગ અલગ ટેબોમાં ઘણાબધા વેબ પૃષ્ઠો લોડ કરવા માટેની પરવાનગી આપે છે
ટેબ બ્રાઉઝિંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘણી બ્રાઉઝર વિન્ડો પ્રદર્શિત કરવાની જરૂર દૂર કરે છે
અને તેથી તે તમારા ડેસ્કટોપને અસ્તવ્યસ્તતાથી મુક્ત રાખવામાં મદદ કરે છે
દરેક ટેબ જ્યારે પ્રદર્શિત થાય છે તે બ્રાઉઝરનો સમગ્ર જોવાનો વિસ્તાર વાપરે છે
તે વારંવાર ખોલેલા બ્રાઉઝર વિન્ડો નું વારંવાર માપ અને સ્થાન બદલવા માટેની જરૂરિયાત દૂર કરે છે
ટેબ્ડ બ્રાઉઝિંગ ટાઇલ્ડ વિન્ડો બ્રાઉઝિંગ કરતા ઓછી મેમરી અને ઓપરેટિંગ સિસ્ટમ સ્રોતો વાપરે છે જે વપરાશકર્તાઓને એક સમયે ઘણા ટેબો ખોલવા માટેની પરવાનગી નથી આપતું
ધારો કે તમે કોઈ ચોક્કસ વેબપેજ પર છો
અહીં એક લીંક છે ફાયરફોક્સ ફોર ડેસ્કટોપ
તમે આ લિંક નવી ટેબમાં ખોલી શકો છો
આવું કરવા માટે લીંક ઉપર જમણું ક્લિક કરો
સંદર્ભ મેનુ માં ઓપન લિંક ઇન ન્યૂ tab પર ક્લિક કરો
નોંધ લો કે એક જ બ્રાઉઝર વિંડોમાં વર્તમાન ટેબની જમણી તરફ નવી ટેબ ખુલે છે
તેથી તમારી વિન્ડો બંધ અથવા ખસેડવા વિના તમે એક જ વિન્ડોમાં અન્ય વેબપેજ ખોલી શકો છો
000140 000139 આ માટેની શોર્ટકટ કળો Ctrl ટી છે
નોંધ લો કે જ્યારે તમે નવી ટેબ ખોલો છો તો નવી ટેબ તરત જ સક્રિય બને છે
હવે યુઆરએલ બાર પર જાઓ અને wwwgooglecom લખો
હવે તમારી પાસે 3 ટેબો હશે દરેક અલગ વેબ પૃષ્ઠો સાથે
તમે સૌથી જમણા ટેબના જમણી બાજુ પરના બટન પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો
આપણે આપણી જરૂરીયાતો મુજબ ટેબોને ગોઠવી પણ શકીએ છીએ
ફક્ત ટેબ પર ક્લિક કરી અને માઉસ બટન છોડ્યા વગર તેને જરૂરી સ્થાન પર ખસેડો હવે માઉસ બટન છોડો
ટેબ હવે જરૂરી સ્થાન પર છે
ચાલો કેટલીક મૂળભૂત ક્રિયાઓ જોઈએ કે જે મોઝીલા ફાયરફોક્સ આપણને કરવા માટે પરવાનગી આપે છે
ચાલો સર્ચ એન્જિન ગૂગલ થી બદલીએ
સર્ચ બાર માં ઇમેઇલ વિકિપીડિયા લખો અને સર્ચ બાર માં જમણી તરફ મેગ્નિફાઇંગ ગ્લાસ ઉપર ક્લિક કરો
સંબંધિત વિકિપીડીયા પૃષ્ઠ પ્રથમ શોધ પરિણામ છે
ચાલો લીંક પર ક્લિક કરીને આ પૃષ્ઠ ખોલીએ
હવે ફાઇલ અને પછી સવે પેજ એએસ પર ક્લિક કરો
ચાલો searchએચટીએમએલ નામ સાથે ફાઈલ ડેસ્કટોપ ઉપર સંગ્રહીયે
હવે ફાઇલ અને ન્યૂ Tab પર ક્લિક કરીને ચાલો બ્રાઉઝર વિન્ડોમાં નવી ટેબ ખોલીએ
હવે આપણે સંગ્રહેલું પૃષ્ઠ આ નવી ટેબ વિન્ડોમાં ખોલીએ
ફાઇલ અને ઓપન ફાઇલ પર ક્લિક કરો
બ્રાઉઝ કરો અને સંગ્રહિત ફાઈલ ખોલો
આ યુઆરએલ બાર માં તમે જોઈ શકો છો કે અડ્રેસ ઈન્ટરનેટ અડ્રેસ નથી પરંતુ તમારા કમ્પ્યુટર પરનું એક સ્થાનિક સ્થાન છે
હવે તમે જયારે ઑફલાઇન હોઉં તો પણ આ પૃષ્ઠ વાંચી શકો છો
પોપ અપ્સ એક વિન્ડો છે જે તમારી પરવાનગી વગર આપોઆપ દેખાય છે
ફાયરફોક્સ પ્રેફરન્સ વિન્ડો અંદર આવેલ કન્ટેન્ટ ટેબ મારફતે પોપ અપ્સ અને પોપ અન્ડર્સ બન્ને નિયંત્રિત કરવા માટેની પરવાનગી આપે છે
વિન્ડોઝ પર આ ઓપ્શન્સ વિન્ડો અંદર હશે
મૂળભૂત રીતે pop યુપી બ્લોકિંગ ચાલુ છે
એડિટ અને પ્રેફરન્સ પર ક્લિક કરો
વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ પર ક્લિક કરો
કન્ટેન્ટ ટેબ માં પ્રથમ વિકલ્પ બ્લોક pop યુપી વિન્ડોઝ મૂળભૂત રીતે ચેક રાખવામાં આવેલ છે
જો નહિં હોય તો આ વિકલ્પ ચેક કરો
આ સંવાદ બોક્સના વિવિધ વિકલ્પો અન્ય ટ્યુટોરીયલમાં ચર્ચા કરવામાં આવશે
ક્લોઝ બટન પર ક્લિક કરો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
અહીં આપણે શું શીખ્યા તેનું સારાંશ છે ટેબ્ડ બ્રાઉઝિંગ ઑફલાઇન સમાવિષ્ટો સંગ્રહવા બ્લોકીંગ પૉપ અપ્સ આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો
નવી ટેબ ખોલો
સર્ચ એન્જિન ગૂગલ થી બદલો
થે હિસ્ટોરી ઓએફ ઇમેઇલ માટે શોધો
પ્રથમ પરિણામ સંગ્રહ કરો અને ઑફલાઇન ડોક્યુમેન્ટ તરીકે જોવા માટે નવી ટેબમાં ખોલો
સર્ચ એન્જિન બિંગ થી બદલો
ફરીથીThe હિસ્ટોરી ઓએફ ઇમેઇલ માટે શોધો
હિસ્ટોરી ઓએફ ઇમેઇલ એએમપી રે ટોમલિન્સન સંગ્રહો અને તેને ઑફલાઇન ડોક્યુમેન્ટ તરીકે જોવા માટે નવી ટેબમાં ખોલો
નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટ નું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે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
જોડવા બદલ આભાર